હાથ થી કરીયે છીએ જયારે એ લોકો છે એ મશીનથી જ જે વારસદાર અને આપણે વીણી હાથ થી કરતા હોય છીએ મજૂરો અને મોટા માં મોટો તફાવત હોય તો આ છે કે અપને એક Tractor માટે જ એક સો ને વિસ મજૂરોની જરીઉર પડે છે જયારે ત્યાંના જે ઓસ્ટ્રેલિયન બ્રાજીલ આલોકો જે ખેતી કરે છે ફક્ત એક થી દસ મજૂરો દ્વારા આખા Hector ની અંદર જોય છે અપને કરતા દસ ગણી આપણે દાસ કરતા વધારે મજૂરો ગણિયે છીએ આપણે જે ખેતી વધારે છે ને તે મજુર ને કારણે આપણે ખેતી કાચ વધી જાય છે બીજું કે નહિ જે કપાસ આપણે ઉત્પાદન કરીયે એનો વજન અને સૂકા જે એના નસયો નિકરે એનું વજન કરવાનું અપને બે એટલે એનું ઉત્પાદન વધે છે

આપણે શું કરીયે છીએ કે મોટા છોડ વધુમાં વધુ ડીંડવા એ એંશી ડીંડવા આવે તમે વિચાર કરજો કે એક છોડ ઉપર સીતેર થી એંશી જેટલા માટે આપણે મહેનત કરીયે છીએ આપણે એમ લાગે છે કે જયારે એ લોકો તમે જુઓ તો છોડ છે અપને જોયું કે આઠથી દાસ ડીંડવા જ ફક્ત એક છોડ ઉપર આવે છતાં ટકાવ ઉત્પાદન વધારે લેય છે ત્યાર પછી તમે જે વાત કરો ચો છોડ ની સંખ્યા પ્રતિ meter એક થી બેજ છોડવા તેનો મતલબ શું છે કે આપણે અંતર વધારે રાખીયે છીએ જયારે એ એક મીટર ની અંદર છોડ્વાઓબ છે એનું અંતર કરે છે તો આપણે વ્યં મગર ઓછો છે કારણકે આપણે બે છોડ વચ્ચે જે એ અંતર વધારે રાખીયે છીએ જયારે એ લોકો બાર કિલો છે એ વાપરે છે જતો વાપરે છે એટલીનું ક્રિયાનું ઉત્પાદન કરે છે અને એક નું એક તોઆ એના માં સસ્તું છે બીજ ઉત્પાદની જે વાત કરીયે આપણે ખબર છે જે ઘણું અઘરું પડે છે અને નેવુથી પનચાનું ટાકા વિસ્તાર હોય એ આપણે અઘરું છે જે સહેલું છે ગુલાબી અપને અહીંયા જોયું ગુલાબી વાર અપને સારું થઈ ગયા છે જયારે એ લોકો ને ઉદ્યોગ ઓછો એટલા માટે છે કે ત્યાં એટલા માટે જે હાંઉંદરીત છે એની સામે ટકે દર છે એમાં અપને અહીંયા જોવા જાયી તો ગમે એટલી બાંધી રાખીયે તો એ છે અપને જીવન પ્રતીકારકતા મુજબ જિક્ષમ છે અપને અહીંયા અને એ દેશો ની અંદર ઓછું છે આજ રીતે એને ઉત્પાદનની વાત કરીયે તો આપણે પણસો જયારે એ પંદરસો થી વધુ લેય છે આજ રીતે જાતની પસંદગીની જયારે વાત કરું તો અઘરું એટલા માટે છે કે ભારત સરકારે એટલે સુધીના માન્યતા આપી એટલે ખેડુતોનુ એ પણ ચિંતા છે કે થઈ જાય વાયુ એટલે પસંદી નો અવકાશ પણ ઘણો રહેતો હોય છે એટલા માટે અઘરું છે હવે આપણે આગળ વાત કરીયે કે આજે દેશો જે છવ્વીસો કિલો ઉત્પાદન કરે છે એટલી એક

એનો મતલબ એમ છે કપાસ ની અંદર ક્ષમતા કરેલી છે અહીંયા તમે જોવો લિસ્ટ આપ્યું છે તો આજે ખેડૂત ની વાત કરીયે તો એ એક Hector એ તમે જોવો તો તમારે એનું ઉત્પાદન અઢાર વિકારત છે એનો મતલબ મ થયો કે એ વીઘે છે અને જે ઉત્પાદન લેય છે તો એને ઓગણીશ વિન્ટર લિહેલું છે અને એક Hector એ આડત્રીશ જેવું લીધેલું છે નીચે આજ રીતે છે

એ દેશો ની મેં તા, મને વાત કરી છે પણ આવા ખેડૂતો પાસે આપનો આખો માસ જયારે હવે આપણા જે ઓછા ઉત્પાદનના ની જાણ કરીયે તો આપણમેં આપણું ઉત્પાદન છે એ પહેલું કારણ એ છે કે આપણે જે કપાસ વાવીયા મેં કલીધું કે ખુબ જ મોટા ભાગ ની એટલે કે જે આપણે કપાસી જતો એ મોદી ભાગની જતો પસંદ કરીયે છીએ મારે ખેડૂતોની વિનંતી છે કે હવે ના વર્ષોમાં તમે જે કાય પણ જતો પસંદ કરો એટલે કે એકસો ચાલીશથી એક સો સીતેર થી એવી જાતોની વાવેતર કરવાની છે કે એટલા માટે કે પાંચ મહિને તમારા કપાસ નિકરી જાય પછી તમે શિયાળો માં પણ બીજો પાક લાય સક્સો અને સરવાળે તમે ઉપયાદ કરી શકશો આગળ આપણે વાત કરી એમ આપણી સૂચકસ પણ આપણે જાતે પસંદ કરીયે છીએ એમાં બહુ નીચો છે જયારે આ અન્ય દેશો વધારે ઉત્પાદન કરે છે એનો આપણી સૂચક આપણા કરતા Double એવી જ રીતે જે રૂ ની તક્વરી ની જે વાત કરી છે કે જે જતો પસંદ કરીયે એમાં ઋ ની ટકાવારી પણ ઓછી છે બીજ દેશોની સરખામણી માં એ લોકો ને બીજી બેતાલીશ ટાકા મળે ત્યરે બત્રીશ થી ચોત્રીશ ટકા જ મળે છે

છે એ કોયના હાથ ની વસ્તુ નથી એટલે જો વરસાદ સારો ન પડે આપણી ઉત્પાદકતા ઘણી નીચી રહેતી હોય છે એવી જ રીતે કપાસ નિયુ જે વાવેતર કર્યું એ હલકી જમીનો વળી

મોટા માં મોટી જે રાત છે એ અપને ડેર વખતે એક ની એક એકના એક મોનો પ્રોપિન્ગ થઈ ગયું છે દાસ થી બાર વર્ષ સુધી આપણે સારું ઉત્પાદન લય શક્યા છીએ પણ હવે જયારે રૂપ જેવા ના પ્રશ્નો વધ્યા છે ત્યરે ખેડત મિત્રો એક ની એક જમીનમાં કપાસનું વાવેતર ના કરતા તમારે કપાસ ની ફેર બદલી થવી જોઇએ

એ મુશ્કેલ એટલા માટે છે કે ઘણી બધી માન્યતા મળી છે હવે એમાંથી ખેડૂતો એ સારી કંપની બંધ કરવી જોઇએ એ ઉત્પાદન આપે એવી પસંદ કરવી રોગ જોઇએ તો આવી જાત ની પસંદગીમાં પણ ધ્યાન રાખવું પડે બીજું જે ખેડૂત મિત્રો મોટા માં મોટું જો આપણે ખેતી ખર્ચ વધારીએ જયારે બીજ ની ખેતી આવી ત્યરે એટલા માટે કે જે આપણે ખાતર પાણી અને અને દવા ઓ છે એનો અપને બેફામ ઉપયોગ કરી રહહ છીએ જેનો કરેક્ષમ ઉપયોગ જે બિન Correction ઉપયોગ તળિયે તો આપણે ખેતી કાશ ઘટાડશુ અને આપણી આવક છે એ અપને વધારી શકશું એવી જ રીતે કાં એ એના પણ વધારે કારણો છે આપણે જે જે કપાસ ની ખેતી છે વે વેળા વિને કરીયે છીએ અથવા શ જ્યાં જ્યાં નેર નું પાણી મળે ત્યાં એડી એ ધાડ પાણી નો ઉપયોગ કરીયે છીએ જેથી કરીને ખુબ જ પ્રશ્નો વધાર્યા છે અને કપાસની ખેતી મટે જો પેટ કરવાનું હોય તો ટપક ચિંચાય પદ્ધતિ જે ઉત્તમ માં ઉત્તમ ઉપાય છે અને એ ખેડૂતો એ અપનાવશે તો પણ ઘણા ઓછા થયા જશે એવી જ રીતે આપણી જમીન ની અંદર ફકત આપણે ત્રણ જ ખતરો વાપરીએ છીએ Nitrogen જેથી અપને કપાસ નું પણ ધાર્યું ઉત્પાદ લાય સકતા નથી જે કપાસ છે એના અપને આકારનો માં દૂર કરશુ તો આપણે આ ઉત્પાદન જરૂર વધરસુ હવે ઉત્પાદન વધારવા માટે ની જે અપને વાત કરીયે તો ખેડૂત મિત્રો અપને જાણીયે છીએ કપાસની ઊંડા મિલ વાળો ભંગ છે જમીનના પોશાક તત્વો પાર લાંબી પ્રમેય ઉભો રે છે જેથી કરીને બીજાની સરખામણીમાં જમીન માંથી શોષક તત્વો ઘણા બધા થાય છે અને દર બાર વર્ષે અથવા તો છેલ્લા ચૌદ વર્ષે વિધિ કપાસ ની આપણે જે ખેતી કરી રહ્યા છીએ અને એક ની એક જમીનમાં ખેતી કરી રહ્યા છીએ આને કારણે સુ થુયું કે ઊંડા મૂળ વાળા ને કારણે જમીનનું જે નીચેનું ઉત્પાદન છે એમાંથી પોશાક તત્વો કકેચય જાય છે જેને કહેવાય ને કે Balance આપણે ખોળવી નાખ્યું છે અને

છાણ નું ખાતર ના મળે તો મરઘાં પાત્ર નું ખાતર છે અળસિયા નું ખાતર છે આ તમારે જમીનની સુધરા તત્વો જો તમે ઉત્પાદન વધારી શકશો ઓછું ઉત્પાદનનું મુખ્ય કારણ છે કે આપણી જમીન છે એ પોશાક તત્વો પાત્ર પ્રમાણ માં નથી હવે ત્યાર પછી જે બીજા ની વાત કરીયે તો કપાસનું ચેલા ત્રણ વર્ષ થી આપને આવી ગયો છે

આ બે થી સુ થાય કે આખું વર્ષ કપાસ ઉભો રહેવા ના કારણે ગુલાબી રંગ છે એ આખું વર્ષ કપાસ નું હાજર કરી રહ્યા છે તો ખેડૂત મિત્રો તમારે કપાસ વેળા ટકે શોષણ વાળા ગુલાબી આવશે લમ્બો સમય સુધી ઉભા રાખશો તો સમસ્યાનું વાવેતર કારસો તો ઉત્પાદન આપણે સારું લાય સક્સુ અને ગુલાબી રંગમાંથી અપને મુક્ત કર થાય સક્સુ બીજી વાત છે જેઆગળ પણ વાત કરી છે કે ખેડૂત મિત્રો કટાક્ષે એટલો જ વાવેતર કરીયે છીએ અને કપાસ ઉપર નું જોખમ વધી ગયું છે દર વર્ષે જનરલની આજુ બાજુ ખેડૂત ને કપાસ કાઢવબની નોબત આવી હતીને એટલા માટે જેને કપાસ એટલો વાવ્યો હતોને વહેલો વાવ્યો તો હવે જો એવે તયામે કપાસની સાથે આંતર

તો આંતરપટનીખેતી હવે ખેડૂતો એ તપાસવા અપનાવાની છે જેથી કરીને પદાર્થનું જોખમ પણ ઘટી શકે અને વધારા ની અવાક પણ આપણને મળી શકે પદાર્થના ખેડૂતો માટે તો ઘણા બધા ભાગ છે એમ તમે જોવા જાવ તો તપાસવાથી કઈ પણ વાવી શકાય તપાસવાથી ટાળો આવી શકાય સોયાબીન વાવી શકાય ચોળા વાવી શકાય મગ અડદ વાવી શકાય

અને જે પહોળા અંતર વાવીએ છીએ એનો પણ સદુપયોગ સાથે એટલે સાથોસાથ તમારે અંતર પટ પણ લાવવા જોયે અને દસ થી પાણ્ડ લાયન એક લાયન આગલ મુકાય અથવાતો જે આપણે કહીયે છીએ કે આડેધડ રસાયણોનો સંતાવ કરીયે એની અંદર આપણી જે ઉપયોગી જીવતો છે દળિયા છે જે મકાઈ અને જુવારની પેટ ઉપર છે જે સારી રીતે નભે છે ત્યાર પછી જે દુશમન જીવો આવે છે એના ઉપર એ નભે અને એનો નાશ કરે છે જેથી કરીને આપણે રસાયણો ઓછા કાઢવાની જરૂર પડશે તો ખેડૂત મિત્રો આ રીતે આપણે અને જે મોટા માં મોટો ઓછું ઉત્પાદનનું છે એ ખેડૂત મિત્રો આપણે જે કપાસનું વાવેતર કરીયે છીએ અમારું સૌરાષ્ટ્રની અંદરતો બે લાયન વચ્ચે છ ફૂટ નું અંતર રખાય અને બે છોડ વચ્ચે જે જે લગભગ બે ફૂટ જેટલું અંતર રાખે છે આ અંતર ઘણું બધું તેમાં અપને અગિયાર હાજર છોડવા જે અત્યરે મેળવી શકીયે છીએ હવે તમે વિચાર કરો જયારે All દેશો છે એ ફક્ત ને ફક્ત એક meter ની અંદર દસ છોડ એટલે કે ફક્ત બે છોડ વચ્ચે દસ Centimeter નું અંતર રાખે છે પણ આપણે એવું શું કામ નથી કરી સકતા આપણે જે જતો પસંદ કરીયે છીએ એ બવ ઉંચી વાતની જતો બવ કલાપી જતો પસંદ કરી છે પણ જયારે ઓછા અંતર વાવેતર કરવાનું ત્યરે એવી જતો પસંદ કરવી જોયે હવે તમે કેશો અમરે કઈ જતો પસંદ કરવી તો અપને છે કે University દ્વારા જે તો સો ની સંખ્યા વધારી શકશો અને વધારેમાં વધારે ઉત્પાદન લય શકશો એ રીતે કલાપ કેન્દ્ર ઉપરથી એથી એ ઓગણપચાસ સાલ લેતા હતા અને ઓગણપચાસ તું બાય તું તે પણ ઓછો વધે છે ફેલાતો નથી જેથી કરીને સંલ રહે એટલે કે નેવું બાય ત્રીસે તમે વાવી છોડની સંખ્યા વધારી અને વાધારે ઉત્પાદન લાય શકાય છે એટલે એક નવો અભિગંથથી જેને કહેવાય જેવું વાવેતર કરી અને આપણે છે આપણું ઉત્પાદન છે એ વધારી શકીશુ ત્યાર પછીની જે વાત કરીયે તો મેં વાત કરી જ છે કે વહેલી પાટથી જતો જ ખેડૂતોએ વાવવાની છે ને માધ્યમ મોદી જતો છે એને શ્રદ્ધાંજલિ આપવી પડશે તેજ આપણે છે જળ ઉત્પાદન લાય શકશે CG રોડ ઉપર ધોળા દિવસે આંગણીયા કર્મચારી લૂંટાયો રૂપિયા પચાસ લાખની લૂંટ નવરંગપુરા ની આંગણીયા પેઢીની કર્મચારી activa પર રૂપિયા પાંચ લાખ ભરેલી beg લઈને CG રોડ

પોલીસ station માં જ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો આરોપીને પકડવા માટે ઉચ્ચ ગ્રુપ પ્રતિમા કર્યા છે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર લૂંટની ઘટના ને પોલીસે પ્રચંડીમાં ખપાવવાનો પ્રયાસ કર્યું થવાનું સુત્રોએ જણાવ્યું હતું નારાયણપુરામાં પછી તે apartment માં રહેલા વિજેન્દ્રકુમાર દવે નવરંગપરાની RK આંગણીયા પેઢીમાં નોકરી કરે છે શુક્રવારે બપોર ના સમય પેઢીમાં હાજર હતા ત્યારે તેમના manager રાકેશભાઈએ જણાવ્યું હતું કે નવરંગપુરામાં CG રોડ પર આવેલા iskcon arcade ની આશિષ આંગણીયા પેઠી મા એક કરોડ લઈને રૂપિયા પચાસ લાખ V પટેલ આંગણીયા પેઢીને આપવાનું છે અને બીજી રૂપિયા પચાસ લાખ આપની પેઢી લાવવાની છે આથી વિરેન્દ્રકુમાર activa લઈને ઇસ્કોન ખાતે આવી રહેલા આંગણિયા પેઢીમાં ગયા હતા જ્યાંથી રૂપિયા એક કરોડ લઈને રૂપિયા પચાસ લાખ P પટેલ આંગણીયા પેઢી આપ્યા આપ્યા હતા અને બાકીના રૂપિયા પચાસ લાખ ભરેલી થેલી activa પર બેસીને રૂમ પર લઈ ગયા હતા તે સમયે તેઓ CG રોડ પર આવેલા super mall પાસે પહોંચ્યો ત્યારે બાઈક પર આવેલા બે શખ્સોએ activa પાસે આવ્યા હતા અને activa ની આગળ મુકેલા રૂપિયા પચાસ લાખ ભરેલી bag લુંટી ફરાર થઈ ગયા હતા આ મામલે વિરેન્દ્રકુમાર તેમની આંગણીયા પેઢી ના કામ કરતા manager રાકેશભાઈ ને જણાવ્યું કર્યું કે બાદમાં વિરેન્દ્રકુમારે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અજાણે બે શખ્સો ની વિરૂદ્રમાં

School board ની શાળામાં નિવૃત્ત શિક્ષકોને નિવૃત્તિમાં બે વર્ષ બાદ પણ present graduation સહિતના મળવા પાત્ર લાભ ન મળતા હાઇકોર્ટમાં અલગ અલગ અનેક અરજીઓ કરાવેલ છે સુનાવણી બાદ હાઈ કોર્ટ એ amc school board સહિતના પક્ષકારક notice પાઠવી છે આ કેસને વધુ સુનાવણી જૂન સમાસમાં હાથ ધરાવશે સુનાવણી દરમિયાન અરજદાર ના વકીલને રજૂઆત આવતી કે અરજદાર શિક્ષણ તરીકે AAMC દ્વારા સંચાલિત શાળાઓમાં ત્રેવીસ ટકા થી ત્રીસ વર્ષો સુધી ફરજ નિભાવેલ છે હવે તો નિવૃત્તિને બે વર્ષ બાદ પણ નિવૃત્તિ પછીના મળવા પાત્ર તમામ લાભ હજી સુધી તેમને આપવામાં આવ્યા જ નથી તેમને present

પચાસ શિક્ષક નિવૃત્ત શિક્ષકોને હાલત ફફુડી બની હતી જે તેમને નિવૃત્ત સમક્ષ જીવન શિક્ષણ માટે સમર્પિત કરી દીધું હતું નિવૃત્તિ પછીના માથા ભારે લાભ ન આપે જે

નાણા નાણાકીય તોડકાંડ મામલે પોલીસ યુવરાજસિંહ જાડેજા અને તેના બે સાળા સહિત જે કોઈ કૌભાંડ સામે નીલમ નીલમબાગ પોલીસ મથકના

પકડીને બહાર હોય જેને આજે ઝડપી પાડ્યો હતો કાણા નાણા વિસ્તાર ને ઉપર ઉપર કોટ ના રહેતા અલ્ફઝ ખાન ઉર્ફે રાજુને કાંડમાં મીડિયેટ ની ભૂમિકા ભજવી હતી અને રાજુ એ પી કે દવે અને પ્રવીણ પ્રદીપ ભુરિયા સાથે રૂપિયા એક કરોડના deal final કરી હતી યુવરાજસિંહ જાડેજા તેના સાળા શિ ફુઆ કાનબાર ગોહિલ અને રાજુ નામના મીટિયેટર ની મદદથી ગુનાહિત કાવતર કાવતરું રચી જતા આ ગથા અથીયાવીસ ત્રણ

તારીખ એકવીશ ચાર ના રોજ નીલમબાગ કેસમાં છ આરોપીને નિવૃત્ત ફરિયાદ નોંધાવા પામી હતી ગુનાની તપાસ દરમિયાન રાજુ નામનો સક્ષ ફરાર હોય જે રાજુ ઉર્ફે અલફજ ખાન ફરદીન ખાન પઠાણ ઉર્ફે એકત્રીશ ને આજે પુણાના નામે ધરપકડ કરી દેવામાં આવી અલફજ ખાન ઉર્ફે રાજુને પિકે દવે તથા પ્રદીપ

પંચાવન લાખ deal final કરવામાં આવી પ્રદીપ બુરીયાએ જણાવેલ હતું કે જે બાદ પ્રદીપ બારીયા રૂપિયા પંચાવન લાખ યુવરાજસિંહ જાડેજા ને પૈસા આપવામાં માટે સમજ થવાયુ પોલીસ તપાસમાં આવ્યું હતું કે આવ્યું હતું હાટકેશ્વર વીસ કાંડ ચાર આરોપીના આગોતરા જમીન ની અરજી પર રહેલા મેં એ ચુકાદો આપશે હાટકેશ્વર વિધના ચક્રચાર ભર્યા Case માં આંગોતરા આવ્યું અરજી કરનાર અજય engineering fast કચેરી પાલિકાના આરોપી ક્રાયટી રમેશ હીરાભાઈ પટેલ તેના બે પુત્રો ચિરાગ અને કલ્પેશ પટેલ અને અન્ય directer રસિક પટેલ અરજીની તપાસની engine ઘારા IPC ની કલમ ચાર સો નવ ની કલમ નો ઉમેરો કર્યો હતો ખરેખર ઉપકર આવેલા તું જેના પગલે હવે આગોતરા જમીન અરજીનો ચુકાદો ગામે એકલી એક મેના રોજ રાખવામાં આવ્યો છે AMC ધ્વારા આ ID રૂફ કરી ને સરદાર વલ્લભ ભાઈ નેશનલ

ખુલાસો થયો છે કે તાપીત બાંધ પઠ અને નિયમ મુજબ બીજના બાંધકામના લઘુત્તમ SIM card તાકાત પણ હાંસલ થઈ હતી આરોપી ગુણવતલાલ material વાપર્યું હોવાને તેના ટહુકા ઉપના મજબૂતાઈ ગંભીર થતા કરતો બરી પાઈ આવ્યો હતો નફરત ફેલાવનારો સામે ફરિયાદ ન હોય તો પણ રાજ્ય સરકાર કેસ દાખલ કરે હેડ સ્વીચ મુદ્દે સ્વચ્છાયે દરમિયાન આપણું આધાર આપનાર છે Supreme શુક્રવાર દસ ત્રીસ માં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત રાજ્યોને નિર્દેશ કર્યો હતો કે સંપદાય ની સ્વચ્છતા ની committee દેશના ધર્મનું યુદ્ધ રાખવા માટે હેડ સ્વીચ મુદ્દે આરોપીને ધર્મધ્યાને લીધા તેના કાકી રે રૂદ એ એફ આઈ આર દાખલ કરી supreme court ઉમેર્યું હતું કે કોઈ પણ પ્રકારની હેડ સ્પીચ રાજ્યોની પોલીસ ફરિયાદની રાહ જોયા વગર જાતે જ કેસ દાખલ કરવો જોઈએ આવા કિસ્સાઓમાં કોઈપણ પ્રકારની ઢીલાસ court માં અનાદર ગણવામાં આવશે તેમ પણ પોતે સ્વપ્ન કર્યું હતું હેડ સ્પીચને ગંભીર ગુનો ગણાવતા ન્યાયમૂર્તિ કે એમ જોષીફ અને supreme court ના હેડ સ્પીચ મુદ્દે પર

સુનાવણીમાં ઉપજિત થયા હતા PUC વકીલ સુપ્રીમ ખાતના નિર્દેશ પછી પણ હું હેડ સ્પીચ અંગોને એક પછી એક ઘટનાયો બની રહી છે શહેર જાહેર કાર્યકરોમાં બેફામ નિવેદના આપનારા સામે પોલીસ કાર્યવાહી કરતી નથી આથી વચગાળાની અરજીનો ક્યારે લઈ શકે નહીં આમ આ અંગે PCRP હેઠળ પૂરતી જોગવાઈ ઓ છે દરમિયાન અન્ય બે પક્ષોકાર પ્રતિ ઉપસ્થિત થયેલા વકીલોને બિહાર અને

નમસ્કાર અંકિતભાઈ કેમ છો? મજામા મજામાં, મજામાં મજામાં ધ્રુવભાઈ તમે કેમ છો બસ એકદમ મજામાં, આજે આપણે ના આપણે વરસાદની વાત કરવા માટે આપણે ભેગા થયા છીએ.

હમ અમારે ત્યાં ય બોવ ફાસ વરસાદ પડતો તો જેમકે મેં જોયું મેં કીધું આ ભાઈ સવારના, સવાર સાત-સાડા સાત વાગ્યે પેલી વરસાદ પડી તી વીજળી કડકતી તી ભૈ એમાં મેં જોયું તું વરસાદ પડે છે, સાચી વાત તમારી કેટલાક વરસાદના કારણે આજે વરસાદના કારણે કેટલીક સ્કૂલો ભી બંધ છે, કેટલીક કોલેજો ભી આજે બંધ છે કેટલાક રોજગારીને નુકસાન ભી થયું છે કેટલાક લોકોને રિક્ષાની રોજગારી હોય કોઈક બીજી કોઈ રોજગારી માટે જતા તેમને કેટલુંક નુકસાન ભી થયું છે, જે કે વરસાદ આવે એક ટાઈમે સારું છે પણ આપણા જે કાઈએ રોજગારી મેળવવા માટે લોકો માટે ખરાબ ભી છે કેમકે રોજગારીને પછી નુકસાન થાય છે તો શું કેવું તમારું આ બાબત પર બચારા ખેડૂતનું એ પણ નુકસાન થઇ રહ્યું છે આમાં તો

હારું કહેવાય પણ અમુક વિસ્તારોમા વધારે વરસાદ થઇ જાય એવું ના લાગે ને પણ સારી સાચી વાત છે તમારી કેટલાક વિસ્તારમાં વધારે વરસાદના કારણે વીજળીના કારણે કેટલાક લોકોના આજ સવારમાં મોત પણ થયા છે, જેમકે આપણે લઇ લઈએ ને ખેડા, ખેડા વિસ્તાર છે આપણો, ખેડા વિસ્તાર તેમાં બે જણાના મોત થયા છે

એ બધા હવે શું કરીએ આપણે આપણે સવારમાં આજે વરસાદ ભારે વરસાદના કારણે ચાલીસથી સાઠ કિલોમીટર સુધીનો પવન ભી ફેંકાતો હતો, જેના કારણે કેટલાક લોકોને અવરજવરમાં કોકને કઈ રોજગારી મેળવવામાં તફ્લીક ભી પડતી તી આમાં પણ આપણને નુકસાન એ થયું એ ને કેટલા બધા પણ ઝાડ પણ પડી ગયા છે બચારાઓ જે ઝાડમાં ચકલીઓ રહેતા તા એ પણનું એ, એ લોકોનું એ ઘર તૂટી ગયું છે બચારાઓને દયા આવે છે સાચી વાત છે તમારી પણ કેટલાક લોકોના જે સ્કૂલ જાવા વાળા છોકરાઓ હોય એ લોકોની સ્કૂલો પણ બંધ રહી છે આજે હા અને કેટલાક રોજગારી માટે જતા હોય એમને રોજગારી પણ નથી જઈ શક્યા સવારના વરસાદના લીધે બચારા પેલા કડિયાકામ વાળાઓને છે બચારાને બોવ નુકસાન થઇ ગયું છે આજે સાચી વાત છે પણ શું કરીએ વરસાદ આવે જરૂરી છે કેમકે આપણે જે ભોજન લઈએ જે ખોરાક લઈએ જે ખેડૂત પાકે એના માટે વરસાદ પણ જરૂરી છે જેકે એમને ભી કેટલુંક પાક બગડી ગયું હશે આટલા ભારે વરસાદના કારણે પણ વરરસાદ આવવો ભી જરૂરી છે અત્યારે તમે જોયું હશે સવારમાં આપણે જે રસ્તામાં હાલેલાં એમાં કેટલાક ખાડા પડી ગયા છે કેટલાક રસ્તા ગટરો ઉભરાઈ છે કેટલાક ઝાડ પડી ગયા છે કેટલીક ગંદકી થઇ છે કેટલીક આમ કીચડના લીધે કેટલી જગ્યાએ ગંદકી થઇ છે કે આપણા જમાલપુર વિસ્તાર લઇ લો ત્યાં market શાક market બધું છે ત્યાં કેટલી ગંદકી થઇ છે ઈ તમને ખબર જ હશે એ ગંદકીના કારણે આપણે બીમારી પણ આવે છે એમાં મચ્છર આવી ગયા છે એનાથી આપણે બીમાર ય પડી શકીએ છીએ વાત સાચી છે પણ શું કરીએ વરસાદ ભી આવવો જરૂરી છે ને વરસાદ વરસાદ વરસાદ આવે એ જરૂરી છે પણ આપણે દેશમાં કેવું છે road complain નહીં બનાવતા road તમે જુઓ બધી જગ્યાએ તૂટી ગયો તો એમાં, એના કારણે ત્યાં કિચ્ચાડ ભરાય કીચડ ભરાય ત્યારે એ મચ્છર આવે, મચ્છરના કારણે આપણે અહીંયા નુકસાન આવું થઇ રહ્યું છે તમે જાણ્યું હશે કે અમદાવાદ શહેરમાં સવારથી સાતથી લઈને આઠ વાગ્યા સુધી આપણને ચાલુને ચાલુ રહ્યો છે. અરે જેમકે વિરાટનગર છે, હોટલ છે, રખિયાલ છે, નિકોલ છે, મણિનગર લઇ લો આપણે નારોલ લઇ લો વટવા લઇ લો આપણે ત્યાં બે બે ઇંચ કે ત્રણ ત્રણ ઇંચ કરતા જેટલો તો વરસાદ પડ્યો છે અને ત્યાં સવારમાં કેટલાક શું કઈ આપણે ખાડામાં પાણી ભરાઈ ગયા કેટલાક ખાડા પડી ગયા કેટલાક પુલોમા ભોંય પડી ગયા કેટલીક ગટર ઉભરાઈ ગઈ કેટલાકની રોજગારી બંધ થઇ ગઈ, કેટલુ બધું નુકસાન થયું છે જેમકે આપણે

જોને આપણને એક વાત કરું ખાડા તો પડ્યા બરોબર ભાઈ હવે ખાડા પડ્યા છે એમાં તો કેટલા બધા accident થાય છે આમ કે ખાડા પડ્યા હોય પાણી ભરાયું હોય બરોબર હવે જે વાહન ચલાવતું હોય

તમારી વાત સાચી આમ તો પણ એ આપણા વાળાનું કામ છે મ્યુનિસિપાલિટી કોઈ પણ આપણી જે સરકારનું કામ છે

વાત તો તમારી સાચી ભૈ ધ્રુવભાઈ

આપણને નુકસાન થયું કેટલાક લોકો બીમાર પડ્યા કેટલાક લોકો ઘરેથી આવતા એમનું accident થયું તમે જોઈ શકો છો જેમકે અને બરફ ય પડ્યો તો અને કેટલાંક લોકો બચારા

જેમકે આપણો મહેસાણા વિસ્તાર છે તેમાં તો કેટલું પાણી યે ભરાઈ ગયું છે કેટલાક નાના વિસ્તારોમાં જેમકે સવારથી વરસાદ ચાલુ થાય તો કેટલાક વિસ્તારોમાં પાણી એટલું ભરાઈ ગયું છે કે ત્યાં લોકો અવરજવર તો શું કોઈ રોજ, આવવા જવાની આપણે કોઈ રોજગારીની તો વાત છોડો પણ કોઈ અવરજવર કરતુ નથી આ વિસ્તરોમાં એટલું પાણી ભરાઈ ગયું છે એ એ આપણે સરકારને કેવું જોઈએ એવું ભૈ કે તમે હારો બનાવો તો જેનાથી અમારું કોઈ નુકસાન ના આવે હવે તમે રોડ એવો બનાઈ દો છો તો નુકસાન જ આપણાને જ આવી રહ્યું છે ને એ તો ભૈ એ લોકો તો ખાલી પાંચ વર્ષમાં એ પાંચ વર્ષ માટે સરકાર બનાઈ લીધું છે અને મન એક મહિના આયા પ્રચાર કર્યું કે અમે આમ કરી દઈશું તેમ કરી દઈશું પણ કશું તો કરતા તો હોય નહીં તમારી બધી વાત સાચી છે

ત્યારે મેં જોયું રસ્તામાં ખાડો આવે તો bike વાળા ફૂટપાથ પરથી નિકાળી દે કાંતો બાજુમાં ય નીકાળી દે પણ કોકે એવું ના વિચાર્યું કે આપણે આનો ફોટો પાડીને social media માં આપીએ કાંતો આની complaint નોંધાવીએ

એ તમારી સાચી વાત છે ધ્રુવભાઈ આપણે જોઈન જોઈન અનદેખા કરી દઈએ એટલે જવા જ દઈએ આપણાને તો એમાં તો એવું જ થઇ જાય ને

જેમકે આપણા આપણા દેશમાં જેના મને છે ને ચલતા હૈ ફરતા હૈ એટલે અત્યારે વરસાદની તો વાતાવરણ તો સવારમાં વાવાઝોડું તે કેટલાકને નુકસાન ભી થયું હશે ચલોને જોઈએ તો કેટલાક લોકોને નુકસાન થયું છે કેટલાકની દુકાનો પડી હશે કેટલાકની રોજગારી જે દુકાનો એ પડી ગઈ કેટલાક ધંધો કરતા હોય એ લોકો ધંધેની જેમ અત્યારે તો એમનું જે નુકસાન થયું

હા પાણી અંદર જાય છે પણ એ તો ફરિયાદ નહીં કરે કે આતો વરસાદ છે ને ચાલ્યા રાખે એ લોકો જયારે ફરિયાદ કરે ત્યારે સરકારને ખબર પડે છે સરકાર પગલાં ના લે તો આગળ તમે ફરિયાદ કરો પણ આપણે ફરિયાદ જ નથી કરવી, તો સરકાર પગલાં લઈને ભી શું કરે

આમાં તો આપણું જ અડધું વાંક કહેવાય કે આપણે એમના ફરિયાદ નહીં, નથી કરતા હમ તો આપણે ફરિયાદ કરવાનું ચાલુ કરીએ તો સરકારે આપણા કઈ ઉપર કઈ કરે છે બરોબર છે તમારી વાત આજે કેટલાક લોકોને સ્કૂલના દહાડા પડ્યા, કેટલાક લોકોને ઓફિસ ના આવ્યા કેટલાક લોકોને interview આપવાનું હશે એ લોકોને interview cancel થયું હશે આજ સવારમાં

કેટલાક લોકોને નુકસાન થયું હશે કેટલાક લોકોને તો વાહન ય ફસાઈ ગયા હશે આજ સવારમાં

આપણે ગયા તો કંઈક ગરનાળું અરનાળુ હોય એમાં તો full પાણી હોય કોક આનાય એમાં સાથે સાથે ભૈ વાત સાંભળો તેમના કોક ચલો કોક બીમાર છે બરોબર તેમના જવાન હોય તો ambulance નીકળે તો નીકળે કેવી રીતે અને ખાડાઓ આવા પડ્યા હોય, પાણી ભરાયેલું હોય તો એમાં કેવા લોકોનું નુકસાન થાય એમાં અમુકની તો મોત પણ ય એમાં થઇ જાય ખાડાઓમાં, ખાડાઓમાં જવા જવામાં ઈ વાત સાચી છે તમારી પણ તમને જેમકે કીધું મને કે આ બધું પણ આપણે એક વાત વિચારો કે આપણા ઘરે પાણી ભરાયું આપણા ત્યાં બાર પાણી ભરાયું બરોબર છે

એ રસ્તાની complain કરો ને કે આ રસ્તે મારે પાણી ભરાયું છે તો હું આ રસ્તામાં જઈ, જે મેં એને જે હોય ટ્રસ્ટી કે ગમે તે હોય એને ફરિયાદ કરો ને કે ભાઈ આ રસ્તો તમે હમણાં બનાવ્યો તો કેમ પાણી ભરાયું આ ખાડો પડ્યો તો તમે ખાડા ઉપરથી નીકળી જશો તમે એવું નહીં વિચારો કે આ રસ્તામાં તમે complain કરીને કો કે તમે આ રસ્તો તે કેવો બનાયો આમ તેમ કે આતો ચાલ્યા રાખે કે ખાડો તો પડ્યા રાખે પણ જ્યાં સુધી તમે પોતે તમે પોતે નાગરિકતાની નહીં નિભાવો ત્યાં સુધી આ